હા, એટલે, સોળ આંકડા નો એકનો એકનો લઉં. Sorry ખાતાનો હોય એ number, એવું જ ખાતું ખોલાવવું કે સોળ આંકડાનો number આવે.

હમ્મ. એટલે એનો કંઈ ફાયદો થાય barcode sticker નો? હમ્મ હમ્મ. Okay.

ના, આમ તો મને સમજાઈ ગયું.

Hello. હવે આવે છે? એટલે કંઈ સમઝાણુ નહિ મને. એટલે, ત્રણ મહી, ત્રણ મહિનામાં

હમ્મ, એટલે ત્રણ મહિનામાં એકાદી વાર એવું, કરી લેવું કે જમા કરી લેવા કે જમા કરી ને પછી ઉપાડી લેવા એવું કંઈક કરું. હમ્મ.

ના એમાં તો સમજાઈ ગયું. પણ બધી passbook તો ત્યાંની આપણને આપી જ દેશે ને તો મારે અ, scholarship નું જે form છે એમાં passbook ની Xerox આપવાની છે. તો એના. Front page. મને એમ કીધું કે તમારે front page ની Xerox આપવાની, એટલે front page ઉપર બધું લખેલું આવેને.

હમ્મ. મતલબ એ Xerox કરાવીએ તો બી એ પછી ઘાટી જ આવે એમ. નકર આછી આવે તો બી એલોકો એમ કેશે કે આ આછી આવે છે, આમ proper દેખાતું નથી કે proper માહિતી અ સમજાતી નથી કે શું છે.

ના ના. જો બસ એક આજ કામ હતું એટલે તમને call કર્યોતો. ને thank you આટલી બધી માહિતી આપવા માટે, કેમકે મને આવો કંઈ ખ્યાલ નતો કે, ખાતું, પેલા તો મેં ખાતું ખોલાવેલું જ નથી એટલે એ વિષયની માહિતી જોતી હતી. એટલે thank you એટલી બધી માહિતી પુરી પાડવા માટે. હમ્મ. હા એ ના ખબર હોય. હમ્મ હમ્મ. હા હા. Bye. હાલો હાલો શું કરો છો બસ Fine Fine કઈ નઈ બેઠા છીએ તમે બતાવો બહુ દિવસ પછી Call કર્યો હા Busy હતા Job માં તો ચાલો સરસ હમણાં શું Job કરે છે

સરસ સરસ ચાલો Movie કઈ pograme બનાઈએ ચલીએ કઈ Movie જોવા જઈએ Movie ની અંદર કઉં તો હમણાં તો નવી Movie કઈ આવી છે હમણાં પઠાણ આવે છે હમણાં કઈ તારીખે આવે છે ખ્યાલ નથી મને પણ પઠાણ આવે છે તને ખ્યાલ છે પઠાણ વિષે કઈ Story ના કોની Movie છે એ એ Movie છે આપણે કદાચ શાહરુખ ખાન છે એની અંદર પણ એની Movie મને નઈ ગમે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

હા તો એની પણ હમણાં જોને ઘણું બધું પેપરમાં પણ આવ્યું હતું કે Bycott કરેલ છે અને આવી બધું આવ્યું હતું તો Movie ખબર નઈ જોવા જેવી છે કે નઈ. કે એની અંદર મને નઈ ખબર Movie સારું છે એ ના જોવું હોય તો આપણે બીજા પણ હમણાં આયા હશે ને ગુજરાતી Movie પણ ઘણા બધા આયા છે હમણાં ગુજરાતી ઉપર

મેં છે ને થોડા time પેલા એક Movie જોઈ હતી વિકી નો વર્ગોડો. એ Movie સારી હતી અને હમણાં ગુજરાતી Movie ની અંદર એવું છે ને સારી Script આવે છે હમણાં તો એમાં પણ જોવાની મજા આવે છે

છેલ્લો દિવસ હા છેલ્લો દિવસ તે પણ સારું હતું તે પણ Movie સારું હતું અત્યારના ગુજરાતી Movie આવે છે તો હિન્દી કરતા આપડા Bollywood કરતા ગુજરાતી Movie ઓ જોવાની વધારે મજા આવે છે. હા તો મેં કઉં ને વિકી ના વર્ગોડો હમણાં બે એક નવા Movie આયા છે અ ફક્ત મહિલાઓ માટે

ભવિષ્યવાણી જેવું જેમાં છેને છઠ્ઠી શક્તિ કઈ એને આપણે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

એ બધું તો Like એ બધું તો પણ પુરાણું થઇ ગયું ને અત્યારે માં નવું એવું છેલ્લો દિવસ જેવું કઈ આવ્યું છે

કે Online ચેક કરી લઇ એ જેમાં કયા કયા Movie આયા છે હમણાં નવા

મળી જશે એમા Rating પણ મળી જશે એમાં અમને તો એક કામ કરીએને કઈ Site માં જોઈએ આપણે. Book My Show કરીને Site આવે છે ને ગુજરાતી જેની અંદર બધું Booking થતું હોય છે Theator નું Booking થતું Book My show ની આવી જ તો છે એમ Site પણ એમાં તો Booking થાય એવું હોય છે કદાચ એમાં Trailer વગેરે એતો એ નાઈ જોવાતું. ના ના એમાં Trailer અને એ પણ આપ્યું હોય છે Five star rating છે કે કેટલું Rating છે પણ અંદર બતાવે છે એની અંદર મેં જોયું તું એક વાર આગળ. એકવાર ઉભી રે ને હું ચેક કરી લઉ છું ને એની અંદર કે બતાવે છે કે બતાવે છે કે નઈ બતાવતું હોને Website ઉપર તો પણ સભાળ ને કોણ કોણ જઈશું આપડે તારા friends આવાના છે.

ચાલ ઠીક છે બે તારા Friend થઇ ગયા ત્રીજી તું થઇ ગઈ બરાબર છે હું પણ બીજા બેને કઈ દઉં છું તો Atleast છ એક જન જઈએ આપણે પણ ક્યારે જવું છે હમ સવારે કે સાંજે કઈ રીતે સાંજે જ જઈને સવારે મજા નહીં આવતી

સારું તો હું એક કામ કરી લઉ છું હુ Online ચેક કરી લઉં છું Movie ઓ કયા કયા આવ્યા છે એની અંદર બરાબર છે પણ જોડી કઈ છે પેહલા Decide કરવાની પડશે ને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 ના ના English Movie નઈ જોવી હા તો એજને એમાં સમાજ ના પડે આપડે ગુજરાતીઓ જ છે તો ગુજરાતીઓ વાળું જ Movie ને

કયુ Movie જોશું ઉભીરે મેં Check કરી લઉં છું એને સેજ ઝરા હા ચાલુ રાખને જરા ચેક કરું છું હું હં કઈ સારી Comedy વાળી

તો એ નાટકો જોવાની પણ મજા આવે છે એમાં પણ Superb Comedy આવે છે કહેવત લાલ કરીને એક હતું એ વચ્ચે આવ્યું તું મેં જોયું તું કહેવત લાલ વાળું છે તો નાટક જોવા પણ જઈ શકીએ છીએ જો અગર જવુ હોય તો. એ વાદીસમતિ માં થાય એ વાળું હા વાદીસમતિમાં થાય છે એવા નાટકો એમાં પણ કેવું હોય છે Fees હોય છે એમાં અડિસો નસો

હા તો એ Entry Fee લેવાની હોય છે ને પછી Ticket આપે છે એમાં પણ Movie જેવું જ આવે ફરક શું આવે ખબર છે પેલું પડદા ઉપર બતાવતું હોય અને આ લોકો Real માં કરે હા મેં જોયું છે મેં ગઈ હતી અ કઈ કઈ જોઈ હતી એ યાદ નથી મને પણ મેં જોઈ હતી સંજીવકુમાર Auditoriam માં હતું એક નાટક. તો ત્યાં હું ગઈ હતી તો એવા પણ નાટક જોઈને તો પણ મજા આવે એવું છે એની અંદર પણ અ એ વાત સાચી

હા એ પણ સાચું છે તારું. તો એક કામ કર ને હું હમણાં Movie નામ બોલતો જવું છું બરાબર ચાલ જીવી લઈએ એ Movie જોયું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 એના હું Carrear ને Related બતાવું છું અને જિંદગી જીવવાની કઈ રીતે એ કઈ હતી એ Bollywood માં એક Movie હતી ને એની એ એની જેવી છે

બોલ બોલ વરસાદ બૌ ઓછો છે. ચોરી કરીને એક હતી એજ જ છે. હ હ અમ ના એના જેવી નથી આમાં કયું છે ચાલ જીવી લઈએ એમાં શું Story છે ખબર છે તને એની અન્દર Story એ છે Father અને Son story છે તો Father અને Son ની જે સ્ટોરી હોય છે ને તો એની અંદર છોકરાને એના છોકરાને કેન્સર હોય છે તો એના ફાધર એમ કે છે એનો છોકરો છે ને કેવું કરે છે આખો દિવસ બીઝી સિડ્યુલમાં જ હોય છે બિઝનેસ બિઝનેસ બિઝનેસ જ કરતો હોય છે એના પપ્પાને એની ચિંતા થાય છે કે આખી જિંદગી બિઝનેસ કરે છે તો જીવશે ક્યારે લાઈફમાં. તો જીવવા માટેનો અંદર પ્રેરણાદાયક છે એને છોકરાને કેન્સર હોય છે તો તેના બાપને ચિંતા થાય છે આમ ને આમ કેન્સર કહીશ તો અને તો ટેંશન આવી જશે બધા planning કરી ને બેઠા છે business ના બધું business develop કરવાના planning લઈને બેઠા છે તો એ બધી સાચી વાત તો આની story બહુ સારી બનાઈ છે એનો કલર છે ને જબરજ્સ્તી લઇ જાય છે એમાં શું આ લોકો છે ને એક નાટક કરે છે એની અંદર એનો fathear એવું બતાવે છે કે મને કેન્સર છે ને છોકરાને એમ કે છે તું મને છે ને મારી આટલી wish છે આટલી મારી ઇચ્છા છે ને તો તું મારી ઇચ્છા પુરી કર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 તારો અવાજ નઈ આવતો. ગાયબ થઇ ગ્યો કે શું Hello બોલને ભાઈ movie આટલો બધો ખોવાઈ ગયો Hello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

ના બે ક્યાર થી બોલું છું કે તારી અવાજ નઈ આવતી હવે આવે છે અવાજ મારી

હા હવે ચોખ્ખી આવે છે અવાજ તારી. તારી પણ ચોખ્ખી આવે છે પાછી હા તો આમાં છે ને બીજુ પણ એક movie હતું સેમ આના જેવુંજ હતું એક નાડી દોષ કરીને સાંભર્યું તું એ

પણ એની story માં એવું છે ને ભઈ હોય ને એ એની બેન હોય ને એમનું એન જોડે એ ચાલતું હોય છે affair ચાલતું હોય છે એના ભઈને ખબર પડી જાય છે તો એનો ભઈ કે છોકરો તો સારો છે એમ કે કરી શકે છે અને જે છોકરો હોયને પાછો એ job કરતી હોય ને એનો boss જ હોય પાછો. હા તો એનો ભઈ કે છોકરી ને છોકરો તો સારો છે હું ઓરખુ પણ છું એને મલ્યા પણ છે અમે લોકો તું તો વાંધો નહિ તો છોકરી એવું કે પપ્પાને પણ કોણ સમજાવશે તો છોકરો કે એ બધું જોઈ લઈશું આપડે. ચલને ભઈ તું ચિંતા શું કરે છે એમ કે પછી અને પાછું એના father હોય ને છોકરીનો તો એ શું કે છે કે ભઈ જન્માક્ષર તમારા નઈ મલતા એમ કે જન્માક્ષર નઈ મળતા તો તને શું છે લગ્ન પછી એવું કેસે તમારું મૃત્યુ થઇ જશે એવું કેવામાં આવે તો પેલો ડરીને એનો પપ્પા હોય ને એ ના પાડે કે આપડે marriage નથી કરાવવા. અને આ બંને પાછા બાર મલતા હોય છે ને એવીબધી વાતચીત ચાલતી હોય છે એટલે એમનો boy friend તો પછી પેલો છોકરો જે હોય છે ને એમનો fiance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 કે આપડે report negative report બનાવીએ કે જેની અંદર બધા posative છે આ તો એમ કરીને છેલ્લે તો માંગવો જ પડશે ને ક્યાં જશે પછી એનો father તો આવું કઈ plan બનાવીએ

અચ્છા એવું મને લાગ્યું કે કુંડલી માં change કરી ને તે બતાવ્યું હમ ના. તો પછી એવો scem બનાવે. અને પછી એના father ને બતાવે તો એના father tension માં કે હવે શું કરીએ આપડું નાક કપાઈ જશે આ થઇ જશે તે થઇ જશે ઢીકણું થઇ જશે ફલાણું આ બધું tension માં આવી જાય એના father. એટલે કે સારું ચાલ કઈ બોલાવો છોકરા અને એના પરિવારને બોલાવો એમ કે અપડે વાતચીત કરીએ એમ કે પછી વાતચીત એટલે પછી થઇ ના હજુ સાંભારને હજી બહુ નવું આવશે એમાં શું થાય પછી એ લોકો મુલાકાત કરે છે અને પછી બધું થાય છે

કેટલું ખોવાઈ જાય છે તું story માં હાલો અવાજ આવે છે મારો હા આયો અવાજ

અરે ખબર નઈ આ કઈ problem લાગે છે network નો તો એમાને એમા અવાજ ઉપરેકટ થઇ જાય છે conaction connectivity ના આવતી હશે હવે આવે છે ને

એમાં ત્રણ ચાર મહિના છે ને છોકરાના father પૂછે પેલા જમાઈને કે શું થયું એમ કે કઈ news બ્યઝ આવ્યા કે નઈ આયા છોકરો કે આમને આમ મારે ક્યાં સુધી ચલાવવું એમ કે એના ભઈ શું આયવું good news ક્યારે આપવાના છો એમકે આપણે બધા લોકોને જાન તો કરવી પડશેને કે good news છે આમ તેમ આમ તેમ તો તો એના લઈને પછી પેલો છોકરી એના ભઈને કે છોકરી ને ખબરેય ના હોય હે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 પછી ખબર પડે પછી એ લોકો શું કરે છે કે બંને tension માં કે હવે કરીએ શું હવે ત્રણ મહિના થઇ ગયા માં બાપ પૂછપૂછ કરે છે કે હવે આમાં goood news ક્યારે છે બધાને જાહેર કરવું છે આપડે તો કઈ રીતે કરીએ એમ કે તો પેલા બંને tension માં પછી એક દિવસ છોકરીને કે ભઈ આ રીતે અમે એક skim બનાવી ટી પપ્પાને મનાવવા માટેની એમાં આ થઇ ગયું પેલી છોકરી ગુસ્સે થઇને જતી રઈ પછી પેલો ભઈ અહીં ચિંતામાં અને પેલા આબાજુ ચિંતામાં અન પેલો બાપો tension માં પાછો આ બંનેએ ઝગડો શોનો કર્યો એમ કે પછી પેલો હિમ્મત કરીને છોકરો શું કરે છે હિમ્મત કરીને ઘરે જાય છે બધી હકીકત કઈ દે છે તો પછી drama ચાલે છે એમ હા થોડો time drama ચાલે છે પછી આ drama આખો પૂરો થાય છે સરસ સ્ટોરી બહુ comady type movie હતું થોડું seriuse પણ હતું અને acting બહુ suppurb હતી આની અંદર તો આવું movie જોવાની પણ મજા આવે તું કેતી હોય તો આવું movie પણ જોઈ નાખીએ એક આ date કેટલી પુરાની થઇ ગઈ આ તો હમણાં વર્ષેય ના થયું હોય આનું તો યાર. movie બહુ સરસ બનાયું છે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 theater માં ના હોય તો download કરીને જોઈ નાખશું એમાં શું થઇ ગયું. આપડે ઘરે projector છે projector ઉપર મુકાઈ દઈશું હા આ પણ છે હમ ઘરે મળીએ એમ

હા ચાલે ને તારે જવાનું નઈ કેટલા વાગ્યા તારે જો timeing જરા ના ના અત્યારે તો time છે

હા આરામથી

અરે ભઈ તારા માટે તો હું free જ free છું અરે વાહ સારું સરસ તો movie માટે હવે ગુજરાતી જોવા જઈએ final કરીએ આપડે હા પેલા પૂછી લઇ એ બાકી બધાને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 હમ સારું તો program ગોઠવીએ હા એટલે મસ્ત enjoy થઇ જશે. free હશે બધા તો week day માં તો બધું કામનું presser હોય તો એવું બધું હોય તો enjoy નઈ થાય એ પણ છે કઈ વાંધો નઈ આપડે massage કરી હું પૂછી લઉ છું. એ લોકો ને. બાકી હમ એક એક group જ બનાવી લઈને બધાનું તો ત્યાં જ બધાની movie કઈ જોવી છે એ બધું program પૂરું final થઇ જશે ત્યાંજ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 હવે જવાના હાથે છીએ તો ઓળખ તો પડી જ જશેને તો હા ઓળખ તો પડી જ જશે તો એકવાર intro પણ થઇ જશે તું intro કરી નાખજે ને આપડા એની અંદર ઓરખાણ અપાઈ દેજે ને એની અંદર તમારા મિત્રો કેવા છે આવા છે આ છે તો એ રીતે થઇ જશે વાંધો નઈ આવશે હા

તને તો બધા ઓરખે જ છે તો પછી. હા ભઈ. અમે તો famous છીએ ને એટલે અમને તો બધા ઓરખે જ અમને તો. તો શું વળી હમ પેલી જાડી આવે છે. તારી પેલી friend હતી નામ શું હતું શિખા નામ હતું એજ ને હા એ અને પ્રાચી

હા એજ એજ હા હવે તો બઉ જ જાડી થઇ ગઈ છે

એવું છે last time એની જોડે કયું મુવી જોવા ગઇતી તું બઉ ટાઈમ થઇ ગયો એના લગ્ન પછી મતલબ એના લગ્નના એક સાલ થઇ ગયા તો એના પહેલા અમે ગયા તા બધા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 મને તો યાદ જ નથી. અ આપડે પેલું જોવા ગયાતા આઈ થિન્ક એક વિલન જોવા ગયાતા આઈ થિન્ક

ના બાઘી ક્યારે ગયા આપડે બાઘીના ત્રણ પાર્ટ આયાતને એ ત્રણ પાર્ટ જોવા ગાયતા આપણે. છેલ્લો પાર્ટ પણ જોવા ગાયતા બાધીનું. ના રે. પેલો જેકી શ્રોફનો છોકરો છે ને ટાઇગર શ્રોફ એ જોવા નાત ગયા? એ એ ના ના મને જેટલું યાદ છે આપણે એ એક વિલન જ જોવા ગયાતા જ્હોન અબ્રાહમ ને કયો હતો બીજો અરે નાઈ વો પેલું પેલું ગીત નતું. બહત આઈ ગઈ યાદેં. એ કયું મુવી હતું? એ તો બીજું હતું.